પ્રયોજવામાં આવે છે ગૃહવંશ વિધયો અને સંકૃત તેનું હું તાટ્પેર્ય સમજાવતા કહે છે કે સંકૃતિ એ કોઈ ભૂતકાળ ની બાબત નથી તેનું સંભન્દ જીવતા જીવન સાથે છે તેના સર્જન ની પત્રકા કેવડ મનુષ્ય માજ જ છે જગતની અન્ય જીવશ્રુસતી સંસ્કૃતિ ખીલવી સકે ન તેમ નથી કેમકે અન્ય જીવશ્રુસતી પ્રકૃતિ જીવી છે જ્યારે મનુષ્ય કેટલીક વિશેસ્તાઓ ને લઈ ને પ્રકૃતિ જીવી ના રહતા સંકૃતિ જીવી બન્યો છે માં પ્રાણી તરીકે મનુસ્ય અને પ્રકારમિક કેટલી ચોખી વિશેષતાઓ ધરાવે છે તેના શરીર ભાષા રેહનકર્ણી મનુષ્ય નિર્વાહા આહાર સામાજિક વૃદ્ધિ વગેરે અનેક બાબોતો તેને એ વિશેસ્તા બતાવે છે તેનો સમાજ રચે છે તેને સારું અમુક સુધારો એટ્લે કે જીવન નિર્વાહ કરવા ને માટે અમુક શારીરિક માનસિક શ્રમ

તેમાં એ સાહિત્ય કલા અને ધર્મ ની છત્તી આણે છે આ મનુષ્ય પરત્વે જ બને છે અંકે નહીં મનુષ્યનું નીરનાપણું મુખ્યત્વે તેના જ શીત જ ની શક્તિ અને હાથ ની કારીગરી ક્ષિત

યોજદર્શન નું પરિભાસા પ્રયોજીને કહીયે તો માનવચિત માં બે વૃતિયો વિશેસ છે જેને લઈને તે સંસ્કૃત શૂતીત જેવો અમર વારશવ કમાઈ સકે છે એક વિક્લંપ રૂપ્પુતી જેને લઈને તે સમજણ શક્તિ દવારા ખોદાણ કરે છે બીજી સમૃદ્ધિ શક્તિ જેને લઈને તે વર્તમાન જ નહીં પરંતુ ભૂત અને ભવિષ્યકાલ સમજે છે અને પોતાની અમરતાને સ્વપનોમાં જુવે છે અને એ સાર્ધવા રૂરે છે આ અંતર પ્રેરણા નો મારિયો તે સમાજ ના ધારણા મે માથે સાંસ્કૃતિ રચે છે તેનો વારશો પોતાની પુત્તર પેઢી ને આપીને અને બને તેટલો એ સમૃદ્ધિ માં વધારો કરીને પોતાને કૃત કૃતિય માને છે આમ સંસ્કૃતિ એ સમાજનું ધારકમ બણ છે કોઈ પણ સંસ્કૃર્તિ તે તે પ્રદર્શન માં જાતે બેકાળ ભૂગોળ હકીકત પરત્વે જુદી જુદી ઘડાઈ છે તે થી શરીર અને તેના વર્ણ ને આધારે માનવતાથી ઑ જુદી જુદી જોઇયે છે તે એમની સંસ્કૃતિ વિષે પણ આભિન વર્ગે પારડી બતાવાય છે દર એક સંસ્કૃતને પોત પોતાના મૌલિક તથયો કે મૂલ્યો હોય છે અને તેને સભ્યો તેના તરફ થી વફાદારી થી તેનો જતન અને સમભ્ર્ડ્ના થાય છે ભારતતીય પ્રાચીન પરિભાસા માં તેને ધર્મબડ કહ્યું છે મહાભારત આરે લોક યાત્રી કહ્યું છે તે આ અર્થ માં સમજાય છે વિકાસ અને પ્રદાન સંસ્કૃતિના વિષયો ને સાધારણ રીતે ભૌતિક અને બૌધિક એમ બે શેર્ણી માં વેચવામાં આવે છે પ્રત્યેક સંસ્કૃતિ નો પ્રારંભ વિકાસ એનો ભૌતિક પાસો દર્શાવતો હોય છે ભારતીય સંસ્કૃતિ પરત્વે જોઇયે તો તેનો પ્રારંભ ક્યારે થયો હસે તે ચોક્કસ પણે નક્કી કહી સકાતું નથી પરમ પરાત્વત લીધે અને ભારતીય વિધયાર્થ વિદોને પૂર્વકની શોધ ખોડ થી જણાયું છે કે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ પ્રાચીન પાષાણ યુગ થી આરભાયુ હતું શિવાલિક ની પહાડિયો માં સોહન નદી ની ખિના હિમાચલ પ્રદેશ માં થી પૂર્વ પર્શાન યુગ ના અથાર્થ ચાર લાખ ની બે લાખ વર્ષ પૂર્વે નો મનુસ્ય જિહોં રૂપે પત્થર ના હોજરો માણી આવ્યા છે દખ્સીન ભારત માં થી પણ આવા રોગ પ્રાપ્ત થયા છે ત્યારે મનુષ્ય અર્ણયા વાશી હતો અને પોતાની આવશક્તા નો પૂરતી માટે તેને અનેક પ્રકાર ના ઓજારો ની શોધ કરી હતી એ માટે તેને પહેલા પથરો અન હાડકાં અને પછી

સંપતિનો તેને ભરપૂર ઉપયોગ કર્યો વાસની શોધ અદામી મનુષ્યો માટે પ્રગતિદાયક શિર્થ થઈ વાસના કે પથરોનો પગ પર ઘસીને અગ્નિ પેદા કરવાથી માસ પકવાનની સુવિધા થઈ અગ્નિની શોધે તેને ભૌતિક અને આગડ જતાં અધ્યા તમે ઉન્નતિ ના દ્વાર ખોલી નાખ્યા પશુઓ ના ચાંદા મા થી બનાવેલી નો ઉપયોગ કરીને ભંડી માં ધાતો ગાડિ તે માથી નવા નવા ઓજારો અને આભૂષણો ઘડવામાં આવ્યા અગ્નિ વડે જુંગલો બાડી ને તેમને કૃષિ યોગ કરવામાં આવ્યા નવા ખેતરો બનાવતી વખતે જંગલ ની દેવી માતા કે કૃષિ માતાની સ્થાપના કરી તેના સન્માન માં નું આયોજન થવા લાગ્યું ખેતી ની શોધ સાથે ભટકતા જીવનનું સ્થાન તીર્થ ગ્રામન જીવન એ લીધું હવે

દેશ ના બધા ભાગો માં થી પ્રાપ્ત થયા છે ભારત ના ઈતિહાસ્સ ની શરૂઆત નો સમય નક્કી કરવો ઘણો મુશ્કિલ છે ઇતિહાસ વિદો અને પુરાતવ વિદો ની શોધ પર થી જણાવાયું છે કે ભારતીય પ્રજા ઇતિહાસ ની ક્ષિતિજ પર પ્રથમ એક પૂર્ણ માં વિક્ષિત ભૌતિક સંસ્કૃતિ સ્વરૂપ ધરાવતી જોવામાં આવે છે વેદ કેવડ ભારતીય પ્રજાનો જ નહીં પણ સમગ્ર માનવ જાતિ નું પ્રથમ લેખિત શાહતયા છે એમાં રજૂ થયેલ પર થી ત્યારનું જીવન ખેતી પશુ પાલન ગ્રામણીય અને ગ્રામ સંગઠન પરત

Hello હમ

બોલો તમે તમે શું કરો?

હવ જમ્યું અવળે જ જમ્યું તમે તમે કહો? આયી રહ્યા ઘરે

કેટલા lecture આવિયા હે ત્યાં બધા

ત્રણ કેવા કેટલા કેટલા કલાક ના હોય. એ theory આવે પેહલી એ અઢી કલાક ની આવે અન પાછો practical ચાલુ થાય. એ બે કલાક નો

અને હેલ જે જલારામ માં college ગયો college થી ત્રણ lecture ભરી અને સિદ્ધો પાલનપુર ગયો પાલનપુર જયી બધું કામ પતાઈ અને હાલ આયો. આયા ને હેવે મેં કીધું લાવ ગોયા ને phone કરું આયી ગયો છું કીધું. ITI થી તે જેમ પાલનપુર ગયો તો અલ્યા મારા પપ્પા ને લઇ ગયો. થો યને બધા પત્રકો જમા કરવાના હતા. શાક ભાજી ને બધું એમાં લાવવાનું હતું. અને મારે એક interview આલવાનું હતું. એલ જગ્યાએ તો એ આલતા આવું આલવાનું હતું. મારે ફોન વાળા એ હમ તે આલ્યું હવ આલ દીધું ફોન ના વિશે data વિશે ને બધુ પૂછ્યું. ને એવું બધું

બરોબર હમ હું શું એ તો હારું ગયું આવે હમ શું કહું

આપળે આ એક plan યાર બનાયો હતો. તમને યાદ હોય તો શું plan તમને યાદ હોય તો plan બન્યો હતો આપળે થોડા સમય મોળી

તમે લગન માં busy થઇ ગયા હતા. એ વખત હા બરોબર કેમ કે યાદ નહી મને movie જોવવાનું યાદ હોય તો movie જોવા આપળે પેલું પેલું બેશરમ તો જોતા આયેલા

એક હમણાં છે મને મેં તો નોમ એ ભૂલી ગયો એ release થયું પણ તમે લગન માં busy હતા.

કઈ જાહો. એટલે મેં કહું હવે વિચાર આયુ છે શું છે લાગ્યું જાણકારી લેવી પડે તારી plus આપળે બે તો તૈયાર પણ બીજા બે તય્ન જાના ને કરીએ એક સંદીપ ને કરીએ. જીગા ને કરીએ અને તુએ phone કર્યું નિસર્ગ આવે તો નિસર્ગ ને કરીએ. phone કર્યો જીગા ને નેહાન ને એ બધા ને કહ્યું કહ્યું પેહલા આપળે નક્કી કરીએ બીજો કેવું બિચારાનું બા એ નક્કી રીએ વું બધા નું કેવું થાય. વિરુશ્ર નક્કી કરી ને ને જોવા જયીયે. હા બરોબર એટલે ત હું જીગો સંદીપ ઘો આ પોંચ જના તો બે activa આયી ને એક bike એટલે વાંધો નહી. આયી જાવ activa ને bike ઉપર એટલે બધા હા બે activa ને એક bike એટલે બે બે સવારી છ જણા થઇ ગયા ત્રણ સવારી camera માં આયી જા મેમો આવે ખોટો નિસર્ગ ને કેહ ન હવે તો ગાડી લે. પણ એ તો પાલનપુર થી આવશે યાર હવે આપળે તો અયી થી વડગામ થી જવાનું હોય એ તો પાલનપુર થી એને તો નજીક પડે એ તો પાલનપુર થી ફટ આયી જાય સુર સૂર્જયમંદિર જાઉં હે ને picture જોવા તો. જે રાખો હોય સૂર્યમંદિર માં ના સૂર્યમંદિર નહી તો બીજા જયીયે. અલ એ તો બધું ના સૂર્યમંદિર બરોબર હે એ હારું રેહ

બરોબર અને આ પેહલા તો પેલું picture જોવા જતા તો કેવી મજા આયી થી એ વખત તો તન

તું મુ જીગો ને એ વખત તો ચાર જાના જ હતા તું હું જીગો સંદીપ પણ આ વખત તો નિસર્ગ ને લઇ જાવો. હા આ વખત તો નિસર્ગ ને લયીયે.

હોવે પેલો ચાલુ picture ઉભા થયા વચ્ચે ફોડ્યા બરોબર ના એયીયો ને હા એક બીજા ને મારવા પડી ગયા. ખબર હે કોણ કોણ હાથ માં હતા એ સુટ્ટા મારવા માં જોડી નો ગયા થા બધા

હા KGF થયી ગયું થું. એ વખત એકાનીયા એ ખબર હે direct ઉપ્ડી ગયું હતું ત્યાં ના ત્યાં બધે બુમો પડવાની trick ઓ

શું કર્યું છું ખતરનાક કયું થી હા પણ બાકી મૂળ આયી ગયો હા

ખતરનાક એમાં સોઉથ નો એનો નોમ હું છે બાકી એ picture એના પરજ shoot થાય બાકી કોઈ ના પર shoot ના થાય અલ્લુ ને એ બધા આવે મેળ ના આવે

ફિર હેર ફેરી three આવે એ જાઉં હે જોવા

અને heroine કેહ પંખો પેલા હાથ પંખો લઉં ગરમી લાગે અને બાબુ ખબર હે સિદ્ધો helicopter એ ઉડાડી ઉપર થી power જો પોતાનો ખાલી હા એકજ ફોને helicopter આયી જાય હા ખાલી અજુ wokey tokey માં બોલે છે ભાઈ ઉડાડે એટલે ફાટક દઈ ને હા ઉડી જાય પેલો ગુમો

રોકી ભાઈ એ બોલતો હશે પણ હવે શું કરવાનું હવે એક આ રાખીએ ફિર હેર ફેરી થ્ર three એ કઈ release થાય એમ

એટલે શ્રદ્ધા કપૂર ને રણવીર કપૂર એરુ કઈ આવે એમ એલે બધું આઠ તરીકે આવે આઠ તરીકે હું તો એ ભી જોતા આયીયે એક બીજું આપળે તો ફિર હેરા ફેરી three બાબુ ભૈયા

એવોજ તો જોવુજ છે final ભાઈ એનુજ તો final બાકી જે પેહલા પેહલા જોયા મજા આયેલી એમ તો બધા આપળે most of હારા હારા picture જોવા ગયેલા હોય

હારા હારા આપળે બેશરમ જોતા આયા પછી એના વાડી KGFto જોતા આયા RRR જોતા આયા મજા આયી ગયી થી પણ RRR માં જબરું હતું હું કેહ્યું હા એનો જ મારો ખતરનાક લડાઈ કરી ખરે ખર

જે હો માં થયા ને વાઘ ને ખતરનાક એ પાછુ એનો એજ તાકાત એનોજ કરી છે બાકી

એટલે બાપુ કેહ એનું કોમ જ નહી એ એનું નામ junior એન્ટીયાર પાછું હું હા હા બરોબર હા

ત્રિપલ ર માં તો તું હું હતા અને ભાઈ હતા આપળે તય્ન જાના જ હતા

એક સો એક સો

અને આપળે એ વખત જ્યાં થા એ કેટલી હતી

આમ તો ચાલી વાલી રુપયા વધાર દીધા એવું મરાવું છે

trip જાઉં હોય તો આયી થી જવાય તો એક બાર friend circle આખી તો આખી મજાજ અલગ હોય હા એટલે family હાથે ના આવે family હન્ગાતે તો પતિ ગયું જોઈ રહ્યા સુ

વિચારીએ બાકી એમ કાઈ ના કરી સકાય

એ એઈયે જોર હતું એમાં KRM અમ

એ આવે ને એકદમ દેસી look જે દેસી છોકરી એ type ની એવું કેમ કે એવુજ character રખાય એવું character ને શૂટ થાય એના ઉપર ને અને શૂટ થય્યીયે પાછું અને એવાય કબીર સિંગ માં એ શાહિદ કપૂર છે એ શુતે નહી થાય બીજો પાછો એ movie couple ની હતી ને અને શાહીદ કપૂર હોય તો વાત પતિ ગયી

એ એ picture પાછું family હાથે ના જોવાય કારણ કે ત્યાતો ના જી શકો યાર ચેવિ વાત કરી એટલા માટે અમે thretre માં ગયા હતા ઘરે ના જોવાય family હાથે બસ તો વાત પતિ ગય ખેડા જોવા જતો વાલો થઇ જાય અને movie એ પાછુ movie માટે છે હમ couple માટે છે મજા આયી ગયી થી પણ જેટલી વાર જાય મારે આ ઈચ્છા થાય એક આય્રું આ રણવીર કપૂર વાળું આ ભાઈ આ અને ફિર હેરા ફેરી three તય્ન picture જોવાય તૈયાર રેજો પેલા તરીકે છેવા હા એ તો બારોબર આઠ તરીકે release થાય બરોબર તો નવ નવ ના દસ ને અગ્યાર તરીક જયીયે અગ્યાર તરીકે અગ્યાર તરીકે કયો વાર આવે